વિચાર આવ્યુ કે આ ચોંટી કેમ ગઈ? એટલે તેને ઉખાડવા માટે તેને થોડુક બળ પણ લગાડવુ પડ્યું તો તે ચોંટી શેના કારણે? એટલે કે તે લાકડી ચોંટી શેના કારણે? તો કે તે જે પદાર્થ હતો એટલે પદાર્થ નહિ sorry દોસ્તો તે પદ્દર એટલે

પછી કદાચ ભરવાડના નામ પરથી આ ખડકને magnet એટલે આપણે જે magnet ખડક કહીએ છીએ તે ભરવાડના નામ પરથી પડ્યુ હોય તેવુંં માનવામાં આવે છે કારણકે ભરવાડનું નામ શું હતુ? તો કે મેગ્નીસ નામ હતુ અને મેગ્નીસ ઉપરથી જે પદ પથ્થર હતો એને કહેવાયુ મેગ્નેટાઈટ પછી કેટલાક લોકો એવું પણ માને છે કે મેગ્નેટાઈટની શોધ સૌપ્રથમ મેગ્નિશિયા વિસ્તારમાં એટલે કે બીજી એક કહેવત એવી પણ છે કે જે મેગ્નેટ મેગ્નેટાઈટ નામ પડ્યુ છે તે એક મેગ્નીસ નામના ભરવાડને કારણે પડ્યુ છે અને બીજી વાયકા એવી છે કે તેની શોધ મેગ્નિશિયા નામના વિસ્તારમાં થઈ હતી તેના કારણે આનું નામ મેગ્નેટ પડ્યુ છે એટલે સોરે દોસ્તો મેગ્નેટાઈટ પડ્યુ છે પછી હવે આપણે આગળ જોઈએ તો જે પદાર્થ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય એને શું કહેવાય? તો કે જે પદાર્થ લોખંડને આરે આકર્ષે તો તેને કહેવામાં આવે છે ચુંબક અને ચુંબકમાં કેટલા ધ્રુવ અને ક્યા ક્યા હોય છે? ચુંબકમાં બે ધ્રુવ હોય છે એક હોય છે ઉત્તર ધ્રુવ અને બીજુ હોય છે દક્ષિણ ધ્રુવ પછી આપણે જોઈએ કે ચુંબકિય પદાર્થો એટલે કે ચુંબકિય પદાર્થો કયા છે? તો કે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા હોય તે ચુંબકિય પદાર્થો કહેવાય એટલે કે ચુંબક તરફ જે પદાર્થ આકર્ષાય તેને કહેવાય ચુંબકિય પદાર્થો તો તેના ઉદાહરણ છે જી લોખંડ, નિકલ અને કોબાલ્ટ એટલે કે જે લોખંડ, નિકલ અને કોબાલ્ટ છે તે ચુંબક તરફ આકર્ષાય છે ને જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય નહિ તેને કહેવામાં આવે છે બિનચુંબકિય પદાર્થો આમાં કેવુ હોય કે જે ચુંબકના વિરુદ્ધ ધ્રુવો હોય એટલે કે એકબીજાને આકર્ષે છે એટલે કે જો N અને S હોય તો તે એકબીજાને આકર્ષે પરંતુ સમાન ધ્રુવો હોય એટલે NN અને SS તો તે એકબીજાને આકર્ષે નહિ તો અહિં આપણે એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે એક ચુંબક છે આ એક ચુંબક છે તેના ધ્રુવ છે N અને S હવે બીજુ ચુંબક અહિં આપ્યુ છે તેના ધ્રુવ કયા છે? તો કે તેના પણ છે N અને S હવે આ બન્ને ને જો આ side એકબીજાની નજીક લાવવામાં આવે તો શું થશે? તો કે તે બન્ને joint થઈ જશે એટલે કે બન્ને joint થઈ જશે તો આને શું થયુ કહેવાય? તો કે આ કહેવાય એકબીજાને આકર્ષાય કારણકે વિરુદ્ધ ધ્રુવ છે અહિં S અને અહિં N છે એટલે કે બન્ને એકબીજાને આકર્ષાય છે અને તેવી જ રીતના આપડે એક ચુંબક છે N અને S ધ્રુવવાળું અને બીજુ ચુંબક છે એના આ છેડે છે S ધ્રુવ અને અહિં છે N હવે આ બન્નેને

અપાકર્ષણ એટલે કે સમાન ધ્રુવ એકબીજા સાથે આકર્ષાય નહિ પરંતુ જો વિરુદ્ધ ધ્રુવ હોય અહિં જોયુ કે S અને N તો તે એકબીજાને આકર્ષાય છે અને ચોંટી જાય છે પરંતુ અહિં જો ચોંટશે નહિ પરંતુ અહિ થશે અપાકર્ષણ પછી આપણે આગળ જોઈએ તો આગળ chapter આપણને ચૌદમું આપ્યુ છે પાણી તો કે હવે આપણે તેમાં જોઈએ તો કે rhyme of the ancient mariner તો કે આ કવિતાના લેખક કોણ છે? તો કે આ કવિતા લખી હતી STcoleridge એ પછી જળચક્ર જોઈએ તો કે પૃથ્વીની સપાટીથી ઉપર જતાં તાપમાન ઓછું થતુ જાય છે જેમ જેમ હવા ઉપર જાય છે તેમ તેમ તે ઠંડી જતી એટલે કે ઠંડી થતી જાય છે એટલે કે જે આપડે પૃથ્વીની સપાટી છે તેનાથી જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તાપમાન ઘટવુ જોઈ ઘટતુ જાય અને હવા છે તે હવા જેમ જેમ ઉપર જાય એટલે કે તાપમાન ઘટે છે એટલે કે હવા પછી શું થાય

એટલે કે હવા ઉપર જાય અને ઠંડી થાય છે પરંતુ અમુક સમય એવો આવી જાય કે તે full ઠંડી થઈ જાય છે એટલે એટલી હદે ઠંડી થઈ જાય છે કે તે જે પ્રવાહ હવા છે તે બની જાય છે પાણી એટલે કે પાણીના નાના નાના ટીપાં બની જાય તો કે તે જે આ નાના નાના ટીપાં છે તેને શું કહેવાય? તો કે તેને કહેવાય છે જળ કણિકા પછી આ જ નાની જળ કણિકાઓ જે વાયુમાં તરે છે જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે અને તે કે જે વાદળ સ્વરૂપે આપણને દેખાય છે તે શું હોય છે? તો કે તે હોય છે નાની નાની જળ કણિકાઓ આ રીતે બનેલ ઘણી બધી જળ કણિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું મોટું ટીપું બનાવે છે અને તેમાંથી કેટલાક પાણીના ટીપાં વજનમાં એટલા ભારે હોય છે કે

કરા તથા બરફ સ્વરૂપે પાણી પુનઃ પૃથ્વી પર પાછુંં આવે છે એટલે કે આ થયુ એક આ આને કહેવાય જળચક્ર એટલે કે જે પાણી હોય તે પાણી ઉપર બાષ્પીભવન થઈને ઉપર જાય ઉપર જઈને તે પાણીના એટલે કે જળ કણિકા બને અને જળ કણિકાઓ ભેગા થઈને અને એક મોટું ટીપું બને અને તેમાંંથી જે ભારે ટીપાં હોય તે વરસીને એટલે કે વરસાદ સ્વરૂપે તે નીચે આવે છે અને તે એક દરિયામાં, સમુદ્રમાં કે ત્યાં ભેગુ થાય છે અને પાછું બાષ્પીભવનની ક્રિયા થાય છે અને પાછું તે હવા ઉપર જાય છે અને વરસાદ પડે છે એટલે કે આ રીતના જે ચક્ર ચાલ્યા કરે તેને કહેવામાં આવે છે જળચક્ર પછી પંદરમું chapter જોઈએ તો કે આપણી આસપાસની હવા તો કે તેમાં આપડે જોઈએ વાતાવરણ તો કે વાતાવરણ કોને કહેવાય? તો કે જે આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે એટલે કે જે પૃથ્વી છે

જેની ગણના સ્મૃ~ સ્મૃતિ ગ્રંથો માં કરવામાં આવી છે. મહાભારત તે ભારતીય સંસ્કૃતિ ની સૌથી પ્રસિદ્ધ કથા તરીકે આપણે અત્યારે જોઈએ છીએ તે હિન્દૂ ધર્મ ના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારત તરીકે સમાવેશ થયો હતો. આ કથાના કેન્દ્રમાં બે ભાઈઓના પુત્રો જે પાંચ પાંડવો અને શૉ~ સો કૌરવો તરીકે ઓળખીયે છીએ તેમના વચ્ચે જે ધર્મયુદ્ધ થયું હતું જે ધર્મ અને અધર્મ ની વાત થાય હતી તેના વિષે ની છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં ફેેેેેરવાઈ જાય છે. આ યુદ્ધમાં વિષ્ણુનો આઠમોં અવતાર છે તે વાસુદેવ કૃષ્ણ છે તે પાંડવોના પક્ષમાં હતા અને અર્જુનના સારથી તરીકે પણ રહ્યા હતા. જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ તે મહાભારતના એક ખંડમાં રહેલો છે, જે ખાંડ નું નામ છે ભગવદ્ ગીતા મહર્ષિ વેદવ્યાસના પ્રિય શિષ્ય વૈશંપાયન દ્વારા જન્મેજયને આ કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી હતી, તેથી તેનું એક નામ જય-સંહિતા તરીકે પણ પ્રસિદ્ધ થયું છે.

મહાભારત ના રચય~ રચના દરમિયાન સમય જોઈએ તો સૂર્ય સિદ્ધાન્ત ગ્રંથ પ્રમાણે કળિયુગના આરંભ ઈસ્વીસન પૂર્વ એકત્રીસો બે અઢાર ફેબ્રુઆરીએ અડધી રાત્રે થયો હતો. કળિયુગથી સોળ વર્ષ અને આઠ મહિના પહેલાં મહાભારત યુદ્ધ થયુ હતું તેવું ગણાય ગણવામાં આવી રહ્યું છે. એટલે મહાભારતનું યુદ્ધ ઈસ્વીસન પૂર્વ એકત્રીસો આડત્રીસ માં થયુ હતું એવી માન્યતા

અત્યારે કળિયુગનું સો~ છત્રીસોમુ વર્ષચાલી રહ્યું છે અને આર્યભટ્ટનો જન્મ ઈસ્વીસન ચારસો છોત્તેરમાં થયો હતો. એટલે કે કુલ કળિયુગથી છત્રીસ વર્ષ અને આઠ મહિના પહેલાં આ યુદ્ધ થયુ હતું. આ ગ્રંથ નો પરિચય જોઈએ તો સ્વયં વેદ વ્યાસજી દ્વારા આ ગ્રંથ લખાયો હતો અને તે કહે છે કે આ ગ્રંથ એ મહાભારતમાં છે અને બીજા ગ્રંથોમાં છે જે આ મહાભારતમાં નથી અને બીજા કોઈ ગ્રંથોમાં પણ નથી અર્થાત આ હિંદુ ધર્મનો એક ગ્રંથ નથી પણ એક શબ્દકોષ છે. જો કોઈ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિન્દુ ધર્મનું પૂર્ણ જ્ઞાન થઇ જાય તેવું માનીયે માનીયે છીએ આપણે સૌ. આ ગ્રંથનું મૂળ નામ 'જય' ગ્રંથ હતુ અને પછી તે 'ભારત' અને ત્યાર બાદ 'મહાભારત' તરીકે ઓળખાયો. આ કાવ્યગ્રંથ જે છે તે ભારતનો અનુપમ અને ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ પણ ગણાય છે. તે વિશ્વનો સૌથી મોટો સાહિત્યિક ગ્રંથ છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓ જોઈએ તો આ ગ્રંથની ગણના પણ તેમાંથી એક માં થઇ રહી છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા તરીકે ગણાય છે.

તેના પ્રથમ પર્વમાં ઉલ્લેખાયેલ એક શ્લોકથી આવે છે. તે છે કે તમને સંસારમાં કોઈને કોઈ જગ્યાએ અવશ્ય મળી રહે છે, જે અહીં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય જોવા નહી મળે. મહાભારત જે છે તે ફક્ત રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, મુનિઓ અને સાધુઓની વાર્તાથી વધીને અનેક ગણો વ્યાપક અને વિશાળ છે

માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યુ છે. મહાભારત કાવ્ય ની પૃષ્ઠભૂમિ અને ઇતિહાસ જોઈએ તો કહેવાય છે.

તે લખશે ખરા પણ વચ્ચે વિશ્રામ નહી લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. તેથી વેદ વ્યાસે સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઈ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કશું નહિ લખે. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મૂક્યા છે. આ શ્લોક સમજતાં-લખતાં ગણેશજીને સમય લાગે છે એટલે ત્યાં સુધીમાં વેદ વ્યાસજી આગળનો શ્લોક વિચારી લેતા હતા. આ મહાકાવ્યની શરૂઆત એક નાની રચના જયગ્રંથ થી થઈ છે. જો કે તેની કોઈ નિશ્ચિત તિથિ ખબર નથી, પરંતુ વૈદિક યુગમાં લગભગ ચૌદસો ઇસવીસન પૂર્વનાં સમયમાં માનવામાં આવી રહી છે. વિદ્વાનોએ તેની તિથિ નક્કી કરવા માટે તેમાં વર્ણવેલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિષે અભ્યાસ કર્યો અને તેને આધારે તેમને આશરે ઈસ્વીસન પૂર્વે ત્રણ હજાર સડસઠ ની આસપાસ માનવામાં આવે છે, પરંતુ તેમાં મતભેદો ઘણા રહ્યા છે. આ કાવ્યમાં બૌદ્ધ ધર્મનુંં વર્ણન નથી, પણ જૈન ધર્મનું વર્ણન જરૂર કરાયેલું છે. આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધના સમય પહેલાંં ચોક્કસથી પુરુ થઇ ગયું હશે તેવું લાગે છે. શલ્ય જે મહાભારતમાં કૌરવો તરફથી લડતો હતો તેને રામાયણના લવ અને કુશ પછીની પચાસમી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઈ વિદ્વાનો મહાભારતનો સમય રામાયણ પછી હજાર વર્ષ પછીનો માની રહ્યા છે. સમય ગમે તે હોય પરંતુ આ જ મહાકાવ્યો પર વૈદિક ધર્મનો આધાર ટકી રહ્યો છે જે પાછળથી હિંદુ ધર્મનો આધુનિક આધાર બન્યો છે. આર્ય~ આર્યભટ્ટના મુજબ મહાભારત યુદ્ધ એકત્રીસો સાડત્રીસ ઈસ્વીસન પૂર્વેમાં થયુ. કળિયુગની શરૂઆત આ યુદ્ધના પછી પછી થઈ હતી જયારે કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો મોટાભાગના પૌરાણિક ગ્રંથોની જેમ આ મહાકાવ્ય પણ પહેલાની વાચિક પરંપરા દ્વારા આપણા પેઢી દર પેઢી સુધી પહોંચી રહ્યું છે. પછી printing press ના વિકાસ થયા પહેલાંં તેના ઘો~ ઘણા ભૌગોલિક સંસ્કરણ થઇ ગયા હતા જેમાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મૂળ ગ્રંથમાં નથી મળતા અથવા તો જુદા રૂપમાં મળે છે. હવે આપણે મહાભારત વિષે વધુ જોઈએ તો તે અનુપમ કાવ્ય છે. મુખ્ય કથા હસ્તિનાપુરના રાજ્ય માટે બે વંશજો કૌરવ અને પાંડવો વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુનો વિસ્તાર આજના ગંગાથી ઉત્તર યમુનાની આસપાસના દુઆબના વિસ્તારને માનવામાં આવી રહ્યો છે, જ્યાં આજનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજનું જે હરિયાણા છે તેની પાસે આવેલા કુરુક્ષેત્ર માં થયું હશે એમ માનવામાં આવી રહ્યું છે જેમાં પાંડવોનો વિજય થયો હતો અને કૌરવો નો વિનાશ થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ પરત જવા પછી થી યદુવંશના નાશ અને પાંડવોના સ્વર્ગારોહણ સાથે થઇ રહ્યો છે. મહાભારતના અંત પછીથી કળિયુગનો આરંભ માનવામાં આવે છે. કારણકે આનાથી મહાભારતની અઢાર દિવસની લડાઈમાં સત્યની હાનિ થઈ હતી. કળિયુગને હિન્દુ માન્યતા અનુસાર સૌથી અધમયુગ માનવામાં આવે છે. જેમાં તમામ પ્રકારના મૂલ્યોનો નાશ થાય છે, અને અંતે કલ્કિ નામક વિષ્ણુનો અવતાર થશે અને આ બધાથી આપણી રક્ષા કરશે તેવું મનાઈ રહ્યું છે.

અને પોતાના ગુરુ પાસે ઓળખ છુપાવવાના કારણે તેની શ~ શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. તેની વાત કરવામાં આવી હતી. જે બીજી કથા છે ભીષ્મની કથા છે તેને પોતાના ઉત્તરાધિકારનું રાજપાટ પોતાના પિતાની ખુશી માટે ત્યાગી દીધુંં હતું, કારણકે, તેમના પિતા હતા શાંતનુને એ એક માછીમાર કન્યા સાથે વિવાહ કરવો હતો. અને ભીષ્મએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમણે તેમને પિતા શાંતનુ દ્વારા ઇચ્છામૃત્યુનું વરદાન પણ પ્રાપ્ત થયું હતું. આના પછી ની કથા જોઈએ તો તે હતી તો તે હતી ભીમની કથા

યુધિષ્ઠિર એ પાંચ પાંડવોમાં સૌથી મોટા હતા અને તેમને ધર્મરાજના નામે પણ ઓળખવામાંઆવે છે. એમના વિષે એવું કહેવામાંઆવે છે કે તેઓ જીવન દરમિયાન ક્યારેય જુઠું બોલ્યા નહોતા અને માત્ર એક જ વખત કૃષ્ણના કારણે તેમણે જુઠ્ઠું બોલવું પડ્યું હતું. મહાભારત ની કથા આપણે સંક્ષિપ્ત રૂપ માં જોઈએ તો તે ભારત દેશના સ્થાપક ભરતના વંશજ શાંતનુ હસ્તિનાપુરમાં રાજ કરતા હોય છે અને તેમને ગંગાથી આઠ પુત્રો થાય છે.

હા દક્ષિણ ધ્રુવખંડે આર્જેંટીના, નૉર્વે, ફ્રાંસ, ઓસ્ટ્રેલીયા વગેરે દેશોએ ઓગણીસો સાહિઠમાં birthday કેકનાં ટુંકડાની જેમ વહેંચી લીધો.

ભારતે nineteen eighty three માં દક્ષિણ ગંગોત્રી અને nineteen eighty eight ગોત્રી નામનાં બે મથકો નૉર્વેનાં દાવાવાળા એ હરિખામાં તે મંજૂરીથી સ્થપાયા પણ તે વિસ્તારનાં નાજૂક પર્યાવરણ ને ધ્યાનમાં લેતા ભારતની અરજી સ્વીકારાય તેમ નથી આજ સુધી ભારતનાં લગભગ એક હજાર વિજ્ઞાનીઓ દક્ષિણધ્રુવ ખંડ પર સંશોધન માટે રહી ચૂક્યાં છે. દરેક પ્રવાસ અભિયાન વખતે લગભગ ચારસો ટન સાધન સામગ્રીનો પુરવઠો મોકલવાનો રહે છે અને રૂપિયા વિશથી પચ્ચીસ કરોડનાં ખર્ચે થાય છે

તારીખ તો બરાબર યાદ નથી પણ વર્ષ ઓગણીસો સત્તાવનનું હતું ભારતીયઓ નોકરયાટનું અમ જહાજ INS છે રાજ્ય રાનત રણજીત હિંદી મહાસાગરમાં, આંક્રી રહ્યાં હતાં મુંબઈથી મૂળ તો એ એડન જવા માટે નીકળેલું, પણ એડનમાં રોગચાળો ફાટી નીકળીયાનાં સમાચાર મધદરિયે મળ્યાં પછી જહાજે, પૂર્વ આફ્રિકાની દિશા પકડી હતી હવેથી કેનિયાનાં મોમસાં બંદર તરફ આગળ વધી રહ્યું હતું. કાંઠો હજુ કેટલાય કિલોમીટર દૂર હતો ત્યાં જહાજનાં wireless માં message જીલાયો message મોમસાં બંદર બંદરેથી આવ્યો આપ આપના, રાજપાલ વિજય ગુપ્ત ગુથી નામનાં, પત્રકાર હાજર છે? જો હોય તો એમને જાણ કરો કે તેઓએ મળવા માટે અહીં ગુજરાતીઓની ભીડ જમા છે. નહીં, એ આમની કોઈ વ્યક્તિ અમારાં જહાજ પર નથી ins રણજીત ફરજ બજાવી રહેલાં કોમડર S. M. નંદાએ પર્યુપ્ત આપ્યો

પ્રકાર પ્રકાર છે અને તે અને તેમનું નામ mister વાસુ છે. વિજય ગુપ્ત મો~મોર્ય નથી રણજીત નંદાએ phone ની અંદર receiver મોકલ્યું. આ સાંભળી કોમોડર નંડાની બાજુમાં ઉભેલો પત્રકાર તરત બોલી ઊઠયાં એ હું જ છું મારાં વાંચકો મને વિજય ગુપ્ત મોર્ય તરોકે ઓળખે છે.

અશ્વર્ય પામી, આશ્ચર્ય પામી ગયો સમુદ્રી પ્રવાસ દરમિયાન mister વાસુ સાથે વિવિધ વિષયો પર હુમલા કરવાં માટે વાતચીત કરતી વખતે તેમનાં અગ્નિ જ્ઞાનાર્થો, પરચુનંદાએ બરાબર મળ્યો હતો પરિણામે નંદા એ એંટલું તો જાણતા હતાં કે mister વાસુ સામાન્ય પ~પત્રકાર ન હતાં. આમ છતાં કોઈ પત્રકાર ને મળવા માટે પારકાં દેશમાં લોકમેટ ની જેમ એ કોમડર નંદા માટે કલ્પનાં બહારની વાત હતી

જહાજ મનસા પહોચ્યું ત્યારે તે નંદાનું આશ્ચર્ય ઓર વધ્યું mister વાસુ ઉર્ફે વિજય ગુપ્ત મોર્ય જહાજમાંથી ઉતર્યા એટલે હારત્વાં, સાથે અનેક ગુજરાતીઓ એ તેમણે ઘેરી વળ્યાં આ સૌવ ગુજરાતીઓ મુંબઈથી પ્રગટ થયાં છે. પૂર્વ આફ્રિકામાં લગભગ બાવીશ હજાર,

સૌનો આનંદ એટલા માટે સમાતો ન હતો કે પ્રવાસમાં આખરી પાને છેલ્લું પાનું શીર્ષક હેઠળ વર્ષોથી પીરસાતી જ્ઞાન વિજ્ઞાનની અદ્ભુત સામગ્રીનાં કલમબાજ વિજય ગુપ્ત મોર્યને, નજરો-નજર જોવાનો લાહવો તેમણે મળ્યો હતો. આ નાટ્ય તકમાં પ્રસંગ આજે માનો યા ન માનો જેવું લાગે પણ વિજય ગુપ્ત મોર્ય માટે આવા પ્રસંગો પત્રકારમાં, માં તેની સાડા ચાર દાયકા લાંબી કારકિર્દી દરમિયાન ઘણી વખત આવ્યાં હિમાચલ, સોહમ, ચાણક્ય, મુક્તાનંદ વિશ્વયાત્રી પંડિત, કૌશિક શર્મા, વિમો વાસુ, ગોસ્વામિ શ્રી વિજયરાય જી, વિજયતુંગ વાત સમ પી ઇંદ્ર્જનું, વસંત વિજય વગેરે કુલ factor ઉપનામોએ તેમનાં ઓગણીસો પિસ્તાળીશથી ઓગણીસો એકાણું સુધી અનેક સામયિકોમાં તેમજ અખબારોમાં જ્ઞાન -વિજ્ઞાનનાં વિવિધ વિષયો પર હજારો લેખો આપ્યાં. ખગોડશાસ્ત્ર હોય કે પ્રાણીજગત હોય કે વનસ્પતિજગત શાસ્ત્ર હોય કે ભૌતિક શાસ્ત્ર વિજય ગુપ્ત મોર્યાની મોર્યની પકડ દરેક વિષય પર હતી વળી મજબૂત હતી

નીચેમાં તેનું પંડિત તો ખરું જ પરંતુ અઢારમાં આ અઢારી વિ~વિશ્વને સરળ ભાષામાં રજુ કરવાની એમ શૌલી, તેમની પાસે હતી આ બેવ ખૂ~ખૂબીઓનાં સમન્વયો લાખો ગુજરાતી વાંચકોને વિજય ગુપ્ત મોર્યની કલમનાં ચાહક બનાવ્યાં હતાં. આજથી બરાબર સો વર્ષ પહેલાં માર્ચ છ્વીશ ને ઓગણીસો નવ ના રોજ વિજય શંકર મોર્યજી વાસુ તરીકે પોરબંદરમાં જન્મેલાં વિજય ગુપ્ત મોર્યા, માધ્યમિક શિક્ષણ પોરબંદરમાં ભાવસિંગજી high school માં લીધું ઓગણીસો તેત્રીસમાં મુંબઈમાં વકીલાત ભણીને પોરબંદર પાછા ફર્યા અને વકીલાત શરુ કરી. ચાર વર્ષ પછી દીવાની અને ફોજદારી અદાલતમાં ન્યાયાધીશ તરીકે હોદો સંભાળ્યો સંભાળ્યો મૂળ જીવ લેખકનો અને વળી, પક્ષી દર્શનનો ભારે શોખ એટલે પક્ષીઓ વિષેના પોતાનું ઊંડું જ્ઞાન લેખોના સ્વરૂપે વ્યકત કરે અને તે લેખો પ્રકૃતિ નામનાં સામાયિકમાં નિયમિત રીતે છપાય. માણસનાં જીવનમાં અમુક પ્રસંગો turning point સાબિત થતાં હોય છે પોરબંદરનાં ન્યાયાધીશ વિજય શંકર વાસુ ને વખત જતાં વિજય ગુપ્ત મોર્ય બનાવવામાં નિમિત બનેલો પ્રસંગ ઓગણીસો, ચૂમ્માળીશમાં આકસ્મિક રીતે જ બન્યો. થયું એવું કે મુંબઈમાં ગૌરી ગૌરીશંકર સામે આઝાદીની લડત ચલાવી રહેલાં doctor વસંત અવસરેયનાં નામનાં ક્રાંતિકારી સાથે વિજયશંકરને ભેટો થયો british સરકાર સામે આંદોલન કર્યાનાં આરોપસર અવસરે, અને તેમનાં સાથીદારનાં નામે મુંબઈમાં arrest warrant જારી થયું હતું એટલે ગિરફ્તારીથી બચવાં એ ક્રાંતિકારી doctor મુંબઈથી નાસ્તા છુપાતા પોરબંદર પહોચ્યાં હતાં. વિજય શંકર વાસુ ને તેમનો પોતાનો કેસ લડવા વિનંતી કરી ત્યારે જવાબ આવ્યો ચિંતા નહીં કરો તમારો કેસ હું લડીશ. ન્યાયધીશ હોવાનાં નાતે જો કે એવું, તેઓ કરી ન શકે એટલે judge મોભાદાર પદેથી તેમણે રાજીનામું આપ્યું સમાન્ય વકીલની રૂએ doctor અવસરેનો કેસ લડવા માટે મુંબઈ ગયાં અને અવસરને ન્યાય અપાવ્યો. સામાન્ય વકીલની રૂએ doctor અવસરેનો કેસ વિનામુલ્યે લડવા માટે મુંબઈ ગયાં અને અવસરેને ન્યાય આપ્યો. આ બનાવે વિજય શંકર વાસુને ન્યાયધીશ તરીકેની કારકિર્દીને પૂર્ણવિરામ ભલે મૂકી દીધો પણ બીજી તરફ તેમનામાં રહેલાં લેખન જીવ ને બેઠો કરી દીધો. મુંબઈનાં વસી જવાનાં નિડર સાથે ગોવર્ધનદાસ સેઠની પેટીમાં મહિનો માત્ર રૂપિયા seventy five ના પગારે વિજય શંકર પણ typist તરીકે જોડાયા. આર્થિક સંઘર્ષ થકાવનારો હતો. આમાં છઠા કેન્દ્રે પોતાના લેખન લેખન શોખ જીવંત જીવંત રાખ્યો અને પ્રકૃતિ સામાયિકમાં લેખો આપતાં હતાં. કેટલાક વર્ષ બાદ મુંબઈના પ્રતિષ્ઠીત જન્મભૂમી પ્રવાસી અકબર સાથે જોડાવાનો તેમને મોકો મળ્યો અને વિજય ગુપ્ત મોર્યનાં નામે તેમણે જન્મભૂમી પ્રવાસીનાં અંતિમ પાને છેલ્લું, પાનોમાં પ્રાણી -પંખીના લેખો આપવાનું શરુ કર્યું હતું. લેખોની સંખ્યા લેખોની સંખ્યા અને size ની શરૂઆતમાં રહી પરંતુ એ વખત જતાં વિજ્ઞાન સમુદ્ર, સમુદ્ર સૃષ્ટિ, વનસ્પતિ જગત વગેરે વિશ્વ જાગતા. વિવિધરૂપ લોકો વિજય ગુપ્ત મોર્યની ચરણદ્રીપ વિજય ગુપ્ત મોર્યની કલમો લખતા ગયા.

બસ હું મજામાં છું, હસતો આજે તમને ફોન કરવાનું હમ એટલે મને થયું કે તમે રંગો સાથે જોડાયેલા છો. અને રંગ છે એ આપણા જીવન સાથે જોડાયેલા છે, અને દરેક ના જીવન માં રંગો હોય જ છે, જયારે રંગ હોય એટલે સુ કેવાય બેરંગ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

બરાબર છે તો રંગો વિશે તમે તમારા મત મુજબ થોડુંક અમને જાણકારી આપો, કે રંગો વિશે તમારા મત મુજબ કે આપણા જીવન માં સુ મહત્વ રાખે છે રંગો, આપ આહ જીવન માં તો ગણું જ છે, ધાર્મિક દ્રષ્ટિએ રંગો જૉવો તો અલગ અલગ છે. પસંદગી મુજબ રંગો અલગ અલગ છે, કોઈને ગમે છે કોઈને નથી ગમતા,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 તો સફેદ કલર છે શાંતિ નો દૂત છે, અને આહ લીલો કલર હરિયાળી નો છે, અને કેસરી રંગ જે અવાહં નો છે કે આપણે બધા એક છીએ.

Ok તો મહત્વ આપણે છે ને એક કામ કરીયે એને આપીયે, કે તમે ગારો માં રંગ કરો છો.

ઘર ના રંગો માં એવું છે કે process આખી અલગ થઇ જાય છે. ઘરના રંગ ની process કુદરતી રંગ ની process અલગ છે ને ઘરના રંગ ની process અલગ છે. કુદરત એને ગમે એ રીત નો રંગ આપે છે. અને મકાન ના colour માં મકાન મલિક કહે એ colour અમારે કરવો પડે,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 તો થોડા એ રંગો વિશે જાણીયે. એ ચર્ચા ઉપર જ આપડે થોડા આગળ જઈએ. રંગ તો ગણા બધા આહ કામો માં ફેલાયેલા છે. રંગ તો કે જે તમે કદાચ, Painter એક હોય ચિત્રકાર હોય, તો એનું રંગ ની પસંદગી અલગ અલગ ચિત્રકારોની અલગ અલગ હોયછે. ઠીક છે પછી જેમ કે કોઈ પણ colour ને તમે લઇ લ્યો તો colour માં, દરેક રીત ના પોતાનો એક રંગ હોયછે. એટલે હું માત્ર ને માત્ર એવા રંગો ની વાત નથી કરતો, કે લાલ, પીળો, સફેદ આ બધા તો રંગ છે જ, પણ ગણી વાર આપડે કેહવતો માં પણ કહીયે છીએ ખબર છે, કે રંગ રાખ્યો.

ક્યાં બાત હે એમ એવું બધું કદાચ તમે લોકશાયરી કે ઘઝલ કે એવા ના program માં જાઓ તો એવું તમને સાંભળવા મળે તો, એવા રંગ પણ હોય છે કે જેને આપડે શબ્દોને અલગ પડી દઈએ પણ એનો મતલબ અલગ અલગ થતો હોય છે, કે મેં તમને જેમ પેલા જ કીધું ને કે રંગ

નથી એ topic મારો છે તો નઈ, પણ છતાં હું મારી રીતે સમજવાની કોસીસ કરું પછી તો રંગ રાખ્યો એટલે બધાને જેટલા સાંભળવા વાળા છે. એટલે બધાને એક જ વ્યક્તિ કે એક જ વ્યક્તિ બધાને પકડી રાખે એટલે જે બધા ગુમસુમ બેઠા છે. ચૂપ બેઠા છે. એને એકીસાથે બધાના મોઢા પર હાસ્યકલાકાર છે તો એ હાસ્ય લઇ આવે છે.

એટલે એકસાથે જે તાળીઓના ગડગડાટ વાહ વાહ ઉપડે છે. તો મને લાગે કે ખુશીનો એક રંગ કહેવાય, એ રંગ ને કઈ નામનિશાન તમે નો આપી શકો. એમ કઈ શકો કે ખુશીનો રંગ છે.

બરાબર જીજીજીજી ચોક્કસ ચોક્કસ ચાલો આ topic તો બૌ મોટો છે અને પાછું તમે એમ કીધુંને કે topic સુ કહેવાય અને માટે જાજો એવો સમય જોવે. તો આપણે થોડુંક હું કૌ તો એ તરફ જઈએ ઘરના રંગ ની તરફ તમે જેમ કીધું કે કુદરત જે છે એ પોતાની રીતે કુદરતી રંગ પૂરતી હોય છે. પણ ઘરના મકાન માંહોય છે. કે જેમાં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

કે પેલા જે જુના ઘરો હતા, તો એક જ રંગ કરવામાં આવતો ઘરમાં કે ભાઈ આહ coffee colour નો colour કરવો છે તો આખા ઘર માં coffee જ colour હોય. બરાબર અને એ ઘર મકાન જે ઘર નો મકાનમાલિક હોય એકે એજ થાય. પણ હવે થોડો difference એવો આવ્યો છે, કે બધાયના ઘરમાં દરેક ના જેમ હમણાં જ કીધું. એ રીતના કે દરેક ઓરડામાં અલગ અલગ રંગ કરવામાં આવે છે તો એની વિશે થોડો specific અમને કયો. કે એમાં કેવો ફેરફાર આવ્યો છે. પેલા થી લઇ અને અત્યાર સુધી માં ઘર માં ઘરના કલરો કરવામાં, એ હું તમને વાત કરું ઓગણીસો પાંચાનું સત્તાણુ થી જયારે તમારી ઉંમર છ સાત વરસ ની હતી. ત્યાર થી હું જોતો આવું છું. મારા ઘર ની જ વાત કરું મકાન હતું. કાચું માટીનું મકાન હતું.